આમ ત્રાંસુ કરી ને આપડે જોઈએ તો એ આપણને આ રીત ના બે graphic આપડે computer ની અંદર બનાવી શકીએ છીએ હવે જોવો ગોળાકાર હોય તો ગોળાકાર ને પણ જો આપડે two D ની અંદર જોઈએ તો આ રીતે આપણને દેખાશે અને 3D ની અંદર જોઈશું તો આપણને આ રીત નાં દેખાશે હવે અહિયાં એક વધારા નું example તમને જોવા મળે છે કે tooDthree d graphic કઈ રીતે work કરે છે તો જેમ કે અહિયાં આપડે જોઈશું તો કે આ જે છે એ આપડે three d ની અંદર આપડે બનાયેલું છે

સામે થી જોઉં તો આ રીત નું દેખાશે અને એ રીત ના જ આ જે while છે એ પણ આ રીત ના દેખાશે અને આ machine છે એ અહિયાં three d ની અંદર મને જોવા મળે છે અને એનો અલગ અલગ side થી જોઉં તો આ રીત ના મને too d ની અંદર જોવા મળશે તો આ જે છે એ two D અને three d graphic નો જે difference છે અહિયાં તમે જોઈ શકો છો અને આપડે too d three d graphic ની અંદર જોઈએ તો બીજા બે વિભાગ પડે છે અને એ બે વિભાગ છે એક છે commercial graphic

એ બધું બનાવીએ છે કે પછી આપડે મોટા એવા holding movie ના film ના તમે જે poster જોવો છો એ મોટા holdings અને આવા ગાડી વગરે ની ઉપર લગાવવા નાં sticker છે ને એવું બધું છે

કે મતલબ પેલું છે vector graphic અને બીજું છે આપડું એ છે raster graphic તો હવે vector graphic અને raster graphic માં શું ફર્ક છે એ આપડે જોઈએ તો પેલું જો આપડે vector graphic જોઈએ તો એ vector ની ઉપર બનવવા માં આવે છે એટલે કે આપડે અહિયાં તો vector skill જોઈ શકીએ છીએ કે જેની અંદર એક Xaccess હોય છે અને બીજો Yaccess હોય છે અને એની અંદર જોઈએ તો આ જે point છે વચે નો એ zero zero point કેવાય અને આ બાજુ જે છે એ one two three four plus માં થતા જાય અને આ side છે એ one two three four minus ની અંદર થતા જાય અને આજ રીતે જો y access ની ઉપર જોઈએ તો આમ ઉપર ની side એ one two three four plus માં જતા જાય અને આમ નીચે ની side એ જે છે One two three four minus ની અંદર જતા જાય અને હવે ધારોકે અહિયાં એક point બતાવવા માં આવે ચ્જે કે four two point તો હવે four by too point જે છે એનો મતલબ થાય કે અહિયાં થી આપડે zero થી ગણીએ તો આમ ચાર line અને આમ ઉપર બે line એટલે આ જે point છે એ અહિયાં જોવા મળશે ને એ જ રીતે અહિયાં જોઈશું આપડે તો અહિયાં આપણને minus થી score બધા જોવા મળે છે એટલે અહિયાં થી આપડે આમ minus છ line ઓ છે એ ખસી સુ અને આમ ઉપર જે એ છે આપણે ચાર line ઓ લખીશું તો એને જોવા મળશે કે આ જે graphic છે એ અહિયાં બનશે આ રીતે આપણે જોઈએ કે આ ખાના માં બધી positive value આવશે આજે ખાનું છે એની અંદર x એ negative value આવશે અને y છે એ positive value આવશે જયારે આની અંદર બને જે છે એ એ negative value આવશે અને આની અંદર એક negative અને એક positive value આવશે તો આ રીત ના જે બનશે એને આપણે vector graphics કહીએ છીએ હવે આના માં calculation દ્વારા જે બનાવામાં આવે calculation બનાવામાં આવે તો એ graphics ને vector graphics કહીએ છીએ હવે raster graphics શું છે Okay સામાન્ય brush અને color લઈને પેપર ની ઉપર આપણે દોરતા હોઈએ એ રીતે અઆપને જે દોરતા હોઈએ તો એને આપણે raster graphics કહીએ છીએ હવે આપણે જોઈએ vector Image અને raster image છે એ બને graphics ની અંદર શું ફરક પડે છે તમે આમ જોશો vector image જેવી દેખાય છે એવી જ raster image પણ દેખાશે આમ એમ લાગશે એકદમ સરખા છે પણ જ્રેયારે આપણે ખેચી ને મોટા કરીએ છીએ large કરીએ ત્યારે આપણે એને જોવા મળે vector graphics છે એ એકદમ બરાબર જ રહે છે raster graphics એની અંદર તમને જોવા મળશે કે થોડુક ખરાબ થઇ ગયેલું જોવા મળે છે

કહીએ તો પણ એની features quality છે એની અંદર ફરક પડતો નથી તો એ બે નો difference છે આપણે raster image વિશે જોઈએ તો તો આ રીતે આપણે image ને મોટી કરીએ epistolize પણ આવી રીતે

તો vector જો આપણે મોટું કરીએ તો આ રીત ના આપણે એકદમ બરોબર જોવા મળે છે જયારે કે આપણે જો raster છે એને જો મોટું કરીએ તો આ રીતે epositlize થઈ ગયેલું આપણને જોવા મળે છે તો આ આપણને જોવા મળે છે diffrence હવે આપણે raster graphics વિશે જોઈએ કે કઈ રીતે બને છે તો જો આપણ a dot symbol લખવો હોય આ રીતે નો પેપર એ હોય શકે raster થી આપણે graphics બનાવુંછે તો અહિયાં આપની પાસેએક પેપર હોય એની અંદર

vector પેલી line ખાલી છોડી દેવાની છે બીજી line માં પેલું ખાનું અને છેલ્લું ખાનું છોડી દેવાનું છે વચ્ચે ના અંદર આપણે લાલ રંગ ભરવાનો છે પછી જે ત્રીજી line એની અંદર આ ખાનું આ બધા ખાલી રાખવાના છે અને આ બે ખાના ને color કરવાનો છે એની પછી ની line ની અંદર આ બે ને color કરવાનો છે ત્યાર પછી આપણે એટલા આખા ખાના છે એને color ભરવો છે અને અહિયાં આપણે આ બે ને color કરવા છે અને બાકીના blank છોડી દેવા છે અને અહિયાં પણ આપણે આ બે ને color કરવા છે અને બાકી blank છોડી દેવા છે તો આ રીતે જે એક shape બનશે તેને આપણે કહીશું rastergrafics એટલે કે raster graphics જે technology શું કરે છે જે તમારી જે image છે એને નાના નાના ખાના ની અંદર divided કરી દે છે અને એની અંદર એ હજી એ cheak કરે છે પેલું ખાનું છે એ મારે કયા color ભરવાનું છે કે ખાલી રાખવાનું છે કે એની અંદર કયો color ભરવાનો છે એ આ કોણ કરે છે એટલા માટે એની file size પણ મોટી થઇ જાય છે કારણ કે આ દરેકે દરેક ખાના ની information એણેએની file માં જરૂર પડે છે દરેક ખાના ની અંદર કયા color ભરવામાં આવશે એ color ના કેટલા ખાના હશે એ બધું અહીથી ભરવામાં આવે છે અને એટલા માટે એની file છે એ મોટી થઇ જાય છે જો આવી જ રીત નો એ vector ની અંદર બનાવો તો આપણે vector graphics કહીએ જોઈએ તો vector ની અંદર આપણું પેપર એજ રીત નું રહે છે ખાના પણ આપના એજ રીત ના રહે છે પણ અહિયાં શું કરવામાં આવે છે તો અહિયાં આપણે Colour ભરવાનો છે odinet આપણે આ zero zero point જોવા મળે છે one two three four એમ અહિયાં સાત point જોવા મળે છે અને અહિયા આમ આઠ point જોવા મળે છે હવે જો મારે એ બનાવો હોય તો મારે ખાના ને આખા ને લાલ કરવું છે અને અહિયાં પણ બધું લાલ કરવું છે તો એ માટે એ રીતે આ point અને આ point એ તમારો અહિયાં થી one આ seven એટલે one seven પર point થયો કહેવાય

એ line ની અંદર color fill કરી દેવામાં આવે છે જે પણ color લખ્યો હોય એ એટલે માટે શું કે file size ધણી ઓછી થઇ જાય છે ફક્ત આ જે બે point છે એના number જ લખવાના રહે છે અને color નો number લખવાનો રહે છે અને એટલા માટે આ રહ્યા બે જે point એને જોડતું box બનાવી દેવાનું તમારે અને એની અંદર જે color છે એ fill કર દેવામાં આવે અને એટલા માટે શું આ જે pixel છે આટલા જે એ બધા ખાના ને આપણે રહ્યા તેમ છતાં પણ એ જે file size છે એ આપણે ઓળખી ઓછી જોવા મળે છે એજ રીતે આખો જો એ બનાવો હોય તો એ આ point આ point આ point આ point આ point બંને point આટલાનો data અંદ store કરશે

ફક્ત point point જ જો નોધવામાં આવતા હોય અને color number નોધવામાં આવતા હોય file size ઘણી નાની થઇ જાય છે હવે જોઈએ કે આ આપણે જોયું કે એક પેપર ની ઉપર ખાના પાડી ને એક કે જે image છે એ બનાવામાંઆવે છે તો image તો એ જે ખાના પાડવામાં આવે છે એને ખાવામાં આવે છે આપણે બે વસ્તુ કહીએ છીએ DPI અથવા તો PPIDPI નો મતલબ થાય છે dot par inchPPI નો મતલબ થાય છે pic

Ten DPI ની છે અથવા તો ten PPI ની છે picsellpar inch ની છેઅને આ જે છે twenty DPI ની છે એટલે કે એક inch જગ્યા ની અંદર જો આપણે આ અહિયાં થી અહિયાં સુધી નો એક inch જગ્યા આપણે ગણીએ તો એ એક inch જગ્યા ની અંદર દસ ખાના પાડે છેએટલે કે આ એક inch જગ્યા ને દસ ભાગ માં વહેચે છે જ્યારે આની અંદર શું કરે છે એક જ inch ની જગ્યા ને વીસ ખાના ની અંદર divide કરે છે અને વીસ ખાના ની અંદર divide કરતુ હોવાના કારણે તેમજ આહિયા જોઈ શકો છો કે અહિયાં તમને જે face છે એ બરોબર નથી દેખાતો જરાક અહિયાં વધારે જ સુંદર અને વધારે સારી રીત ના અહિયાં દેખાય છે એટલે જે DPI દેખાય છે pixel વધારે હોય એમ તમારું graphics છે એ વધારે સારું તમને દેખાય અને જે વચ્ચે ની gap છે એ તમને ઓછી દેખાતી હશે તો જેમ DPI ઓછા હશે એમ આપણે ચિત્ર છે એ બરોબર નહિ દેખાય જેમ DPI વધારે હશે એમ આપણે ચિત્ર વધારે સારું દેખાશે પણ એજ વખતે જેમ વધારે DPI છે તો વધારે data computer ની અંદર store કરવાનો થાય છે અને એટલા માટે એની અંદર એની જે file size છે એ મોટી થતી જાય છે અહિયાં આપણે જોવા મળે છે અને અહિયાં હું તમને બતાવું કે મારી જે આ અત્યાર ની જે screen છે એની કેટલી resolution છે તો આ જે resolution છે એ મારે shake કરવું હોય તો હું આની ઉપર right side button click કરીશ અને મને અહિયાં screen resolution જોવા મળે છે તો screen resolution માં જઈને અહિયાં મને જોવા મળે છે કે અત્યારે મારું જે resolution છે twelve hundred eighty by seven hundred twenty નું છે જો કે હું generally હું sixteen hundred by nine hundred પર જે resolution છે એ વાપરું છું અત્યરે જે મારો video record કરવા માટે મેં twelve hundred eighty by seven twenty resolution કરેલું છે અને એટલા માટેજો આ resolution હોય એનો મતલબ એમ થાય આ ખૂણા થી લઈને આ ખૂણા સુધી એને બારસો ને એંશી dot આમ માર્યા હશે અને આહિયા થી લઈને અહિયાં સુધી ની અંદર એને total જે સાતસો ને વીસ dot છે એ સાતસો ને વીસ dot એને લીધા હશે એ રીત ના આપણું resolution છે એ બને છે હવે આપણે computer ની screen જોઈએ computer screen નીઅંદર મેં જેમ કીધું એ પ્રમાણ કે મારી computer screen ની અંદર આ છેડા થી લઈને આ છેડા સુધી બારસો ને એંશી બાય હશે અને અહિયાં થી અહિયાં સુધી ના જે છે સાતસો ને વીસ dot આવશે એને આપણે મોટા કરીને જોઈએ તો આપણે આ રીતે જોવા મળે છે અને computer એ વસ્તુ ને માનશે

અને એટલા માટે આપણે યાદ રાખવાની જરૂર છે કે આપણે જયારે પણ કોઈ website માટે કે એની કોઈ માટે graphics આપણને ખબર જ હોય કે આપણું જે photograph છે એ photograph તો આપણા computer screen ની ઉપર કે mobile ની screen ઉપર જોવા માં આવશે તો પછી આપણે જેએનું resolution એ seventy two pixel resolution રાખીશું જયારે હું તમને chronograph proper રીતે બતાવીશ અને એમાં તમને વધારે એની અંદર માહિતી બતાવીશ કે આપણે ક્યાં select કરવાનું છે એની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે computer screen જે image બનાવતા હોય તો તમારે seventy two pixel જ રાખવાની અને જો તમે printing માટે બનાવતા હોય એટલે કે તમારે newspaper ની અંદર કોઈ advertise આપવાની હોય કે તમારે કોઈ magazine માટે advertise બનાવાની હોય કે કોઈપણ printing media માટે કંઈ પણ બનાવતા હોય તો ઓછા માં ઓછુ આપણે જે three hundred pixel resolution છે એ રાખવાનું રહેશે એટલે three hundred pixel six hundared

એ color ની અંદર બે ભાગ પડે છે જેમાનો પેલો ભાગ છે અને એ છે અને RGB color કહેવામાં આવે છે અને એનો RGB નો મતલબ થાય છે કે red green blue અને બીજો જે method એને કેહવામાં આવે છે CMYK

આ રીતના ત્રણ ત્રણ color છે આની અંદર ત્રણ color આની અંદર છાર color છે એ image બનાવે છે અને આપણે છીએ કે red green blue ની અંદર green color છે red green blue

image બનાવી એને આપને RGB image કહીએ છીએ અથવા તો red green blue image કહીએ છીએ અને જે RGB એ ખાસ કરીને આપણે યાદ રાખવાનું છે કે આપણે display screen માટે છે જે તમને ખબર હોય પેલેથી કે જે મારું

પર જ જોવાનું છે તો તમારે જે એનું જે type એ RGB color type રાખવાની રહેશે પણ જો તમ્રે એને print media માટે આપવાનું હોય તો print media માટે CMYK વપરાય છે એની અંદર cyan magenta yellow black એવા ચાર color થી printing કરવામાં આવે છે અને જે cyan color અને magenta color ભેગો કરો તો blue color થાય છે

CMYK ની અંદર printing કરતું હોય છે અને એટલા માટે તમારે જોઈ લેવાની જરૂર પડશે કે જો તમે કોઈપણ એવું graphics બનાવતા હોય કે જે graphics તમારી Print media ની અંદર આપવાનો હોય એનો printing કરવાનો હોય તો એનું resolution તમારે three hundred ઓછામાં ઓછું રાખવાનું રહેશે અને એને CMYK code ની અંદર બનાવવા નું રહેશે પણ જો તમે web માટે graphics બનાવતા હોય તો web માટે ની graphics નું seventy two ઓછા માં ઓછુ resolution છે એ રાખવાનું રહશે અને એ RGB code ની અંદર બનાવવાનો એ હવે આપણે જોઈએ કે આ જે graphics છે એ graphics બનાવવા માટે કયા software વપરાય છે તો જે software program જે two d graphics બનાવવા માટે વપરાય છે એ two d graphics માટે ના popular software છે જેની અંદર નો છે એ vector drawing માટે જે હવે પછી આપણે ના video જોઈશું કે આપણે કેવી રીતે graphics બનાવું બીજું છે આપની પાસે foreign look photo frame Foregin નો photo point છે raster image બનાવવા માટે છે એજ રીતે નો જે photoshop છે એ raster design બનાવવાં માટે છે નો જે fire work છે એ rastervector એમ બને છે.

Three D graphics માટે જોઈએ તો three D graphics માટે જે popular software છે એની અંદર છે studio મેં માયા auto pad inventor pro E જેની અંદર થી three D ને અને જે માયા છે commercial graphics બનાવવા માટે છે અને auto pad inventor અને pro E છે એ engineering graphics બનાવવા માટે છે હવે આપણે જોઈએ કે જો આપણે website માટે two D graphics બનાવતા હોઈએ તો એ જે two d graphics છે જે માટૅ નુ એના જે popular file format એ આ ત્રણ કૃમલી રોગ થી પણ પાંડુ ની ઉત્પત્તિ થતી હોવાથીં પાંડુ રોગ નું વર્ણન કરવામાં આવે છે જેમાં યોગીનો વર્ણ પાંડુ અર્થાત વેદથી જ બને છે તેને પાંડુરોગ કહે છે રોગો ને નાના વિવિધ દ્રષ્ટિ કોણ થી જોવામાં આવે છે તેમ આ પાંડુ એ વર્ણો પરત સંજ્ઞા છે પાંડુ વર્ણ થી આચાર્ય અને વ્યાખ્યાકારો સ્વેત ભુશર સ્વેતાભાગ જ્ઞાનવર્ણનું તથા પ્રેષકરો ઉદાહરણ રૂપમાં શંખ પકોમદન ફળ અપકોપરુષદ અથવા કેવડા ઈ રહ્શ્યમય બતાવેલ છે લોકપિત્ત થી પાંડુરોગના કૃષ્ણ પ્રીત હરિદ્ર

કારણ કે માટી પણ દોષ સ્વરૂપ તટસ્થ પૂર્વક પાંડુ ઉત્પન્ન કરે છે જેમકે કશાય માટી નો વાયુનો તરણ માટી પિત્તનો મધુર માંથી કચ્છનો ઉપયોગ કરીને પાંડુની ઉત્પત્તિ કરે છે તે રીતે ચિકિત્સા વિશેષ અર્થાત દોષ સામક્ષ ચિકિત્સા સાથે સ્ત્રોતકમાં સંક્ષેપ માટીનું સર્જન કરવું જરૂરી હોવાથી આ રીતે પાંચ પ્રકારના ઉપરાંત બે પ્રકારના કામલા અને હલીમ્રુતી પાંડુ રોગના આઠ પ્રકાર કહેવાય છે

અને ધાતુઓમાં શિથિલતા અને અવરોધતા ઉત્પન્ન થાય છે તથા દોશ ને વિશ્ય શરીર ના દુષિત થયા થી લોઈ વર્ણસ ની યોજના અન્ય ગુણો અત્યંત વૃક્ષિત પામે તેથી રોગીમાં શરીરમાં રક્ત કાર્ય કરતા મેકસીઅલ તથા ઉચ્છ શારીરિક ઇન્દ્રિઓની શિથિલતા શરીરનું વર્ણ વિકૃત બને છે અને તેને પાંડુ રોગ કહે છે ચરકોએ બતાવતા કહ્યું છે કે સ્વકારણો થી પ્રકૃતિ હૃદયમાં આવીને બળવાન વાયુ દ્વારા તે પિત્ત ને દ્રશ્ય દંડની દ્વારા સંપૂર્ણ શરીરમાં વ્યાપક કરી નાખે છે અને તે પ્રકૃતિક રચાય રક્ત માસ ને દુષ્ટ કરી ત્વચા ને માસમક સ્થાન સંચય કરે છે જેથી ત્વચા ને પાંડુ હારિદ્ર અને હારિતવર્ણન બનાવી દેઇ છે આચાર્ય એ કામલા અને હાલીમાંતને પાંડુની વૃદ્ધમાન અવસ્થા અથવા અવસ્થા ભેદ બતાવેલ છે ત્વચા ને દ્વારા વર્ણ પ્રદાન થાય છે પાંડુમાં પિત્તની પ્રધાન દ્રષ્ટિ અને રક્ત દ્રષ્ટિ થી ત્વચા સહીત રક્તવાહિનીઓમાં ઉપરાંત હોવાથી તેમાં ઉત્તક જીવનતા જોવામાં આવે છે આધુનિક દ્રષ્ટિએ blood માં લાલ કણો સ્વેત કણો ચક્રીકણો એ ઘન ભાગ છે ને Plasma એ દ્રવ ભાગ છે આ બધા નું સંયુક્ત નામ blood છે રસ ધાતુમાં ગ્રહણ થાય જાય છે જેથી તેથી blood રક્ત બનેલૂ ગ્રહણ થાય છે આથી રક્ત blood એ આર્યુવેદીક રસ

આધુનિક સિદ્ધાંત મુજબ લાલ કણ નું નિર્માણ ત્રણ sector દ્વારા થાય છે sector એટલે કે લોહ પાંદડા અને વિટામિન થી મુજબ દ્વારા લાલકણો નું નિર્માણ કારણ થઈ છે પ્રાથમિક પાંડુ રોગ આની અંતર્ગત વિજ્ઞાની એનું હાજી કારણ જાણી શકાયું નહિ

અથવાતો જેમકે લોહી પાન્ગર વિટામિનની પન્ડુ રોગના નિદાન ચાર અંગલ લગનના અતિઉષ્મ

પ્રતિ કર્મો વિષમતા અને ચિકિત્સાની વિષમતા થવા થી એ જેનું ધારણ થવાથી કામ ચિંતા ભય ક્રોધ આક્રાંત સડક રીતની વૃદ્ધિ થાય છે તેથી બળવાન વાયુ દ્વારા જે કે સંપૂર્ણ શરીરમાં વ્યાપક થઈ જાય છે પોતા અને માક્ષની વચ્ચે થાન પુસત કરીને તથા પાંડુરંગ હરિદ્વારન અને હરિત વર્નની ઉત્પત્તિ કરે છે તેના પન્ડુ રોગ કહે છે પાન્ડુરોગના પૂર્વ રીતો પરીશ્રમીય થાક એ પાંડુ રોગના પૂર્વ રૂપો છે લક્ષણો

પગમાં પીડા અતિશીલતા આવવી આ બધા લક્ષણો છે દીપકે મનુષ્યના શરીરમાં પ્રુવ શરીરસ્થર દુષિત કરીને પાંડુરંગો ની ઉત્પન્ન કરે છે અતિશ્રેત અતિપદાર્થની ઈચ્છા જેમાં અરુચિ મુખનો સ્વાદ અધૂરેવું અનુકુલમના આવવા અનિબદ્ધતા અને મુખની ગંધ દૂર થવી નળભેદ અતિશય દુર્બળતા ને તમ આંખે અંધારા આવવા આ પાંડુ રોગના લક્ષણો છે એક જ પાંડુ રોગના શરીરમાં દુર્બળતા ખીલતા ભ્રમ કલમ શ્વાસ ળાશય અરુચિ વનિચ્ય અને ક્રોધનું અટકવું મધુરતા એ બધા લક્ષણો જોવા મળ્યા છે પાંડુરોગમાં અન્યનું સેવન કરવાથી શરીરમાં વાતપીત લક્ષણથી યુક્ત પાંડુરોગ ઉત્પન્ન થાય છે જે મનુષ્યે સ્વભાવ માટી ખાવાના હોય તેના શરીરમાં વાતાવરણ કોઈ એક થઈ માફધુર રાસની માટી તે માટી માં રહેલા રસ વૃક્ષત ને લખેલી ધાતુ અને તેમાં વૃક્ષત પેદા થાય છે માટીના અન્ય દ્વારા થતો હોબવાથી અવરોધી

ઉંબરકૃમિ વાર્મવાર ત્યાગ થાય છે પાંડુરોગ થી બનતા શરીરના ધાતુઓ ગલાજીનું નાશ થાયને અસંજય બને છે એ સ્થિરતાની પન્ડુ રોગ તે મળતું

તે પાંડુ રોગ અત્યંત પિત્ત પદાર્થ કરે છે પિત્ત રક્ત અને વાસ ની બરણીઓ વૃષિત કમલા ને ઉત્પ્ન્ન કરે છે પીળા રંગના મળ અને મૂત્ર ચોમાસામાં દેડકા વર્ણો જોય ઈન્દ્રી નો નાશ આવીશ દુર્બળતા અને અરુચિ વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે પિત્ત અત્યંત પ્રબળતા વાળા આહટહલ પૌષ્ટ્રહિત અને સકાએ એમ બે પ્રકારના કહેવામાં આવે છે કુમ્ભ કામલા કમળાની સ્થિરતા સર્વ ધાતુ વૃક્ષ થાય જાય છે અને ગાર્ડ અને બાર્ડ મૂળ જેને કુંડકમલા કહેવામાં આવે છે કૃમિનો અર્થ સ્ટષ્ટ થયા છે અને જયારે કોસ્ટડીન કમલા ત્યારે અતિવૃદ્ધિ કુંદકામળા કહેવામાં આવે છે લક્ષણ થી કમલા અને કમળાની અપેક્ષા શરીરમાં વૃક્ષત પાર્મભેદ તેને કુન્દકમલા કહેવામાં આવે છે પાંડુની કરાવ્યું છે પાંડુરેના રોજીને પાંડુ ચામડાના રોગી સખ્ય ન આપવા જોઇએ પરશુરામ કેવું કે ખાલી ચોખા જવ અને જંગલ પ્રાણીના માસને પાંડુ અને કમલા રોગમાં સ્નેહ માટે સંત મહાપરીત પરુંત ઉપયોગ કરેલો છે વ્યાયામ ના બારણાં ઘણા ચિત્ર આદુ વિધિ પૂરવક સિદ્ધ કર્યું છે આંતરિક સેવન થી હૃદય રોગ પાંડુરોગ

દરેકને એક એક તોલા ના કલ્પ થી વદર અશ વિશ્વ નો નાશ થાય છે એક તો એક હરડેન્ટ નો રસ વાસને પચાસ બીટના